વનસ્પતિઓ વનસ્પતિ છે. જે રણ વિસ્તારમાં જોવા મળે છે.

તો પર્ણની ઉપર cutin કરીને એક પદાર્થનું layer હોય ને એ layer ને આપણે શું કહેતા હતા? બચ્ચા cutical કહેતા હતા. તો આજે વનસ્પતિઓ હોય તેમાં જાડુ Cutical જોવા મળે છે. હવે cutical wax જેવું સત્સંગ હોય છે. wax જેવો પદાર્થ હોય છે. જે પાણીને બહાર જતાં અટકાવે છે. oxidation અટકાવે છે. સંકલ્પ ટોમેચા ઊંડે ખૂંપેલા પર્ણરંધ્રો બેટા આપણને પર્ણરંધ્ર તો ખબર છે. ને વાયુ અમુક છિદ્રો આવેલા હોય છે. બે સહાયક કોષ વાળા guard shell વાળા right એને આપણે શું કહીએ છીએ. પણ રંધ્રો તો આમના પર્ણમાં પાણી પર્ણરંધ્ર સપાટી ઉપર ની નઈ હોય ની

Crezulation

પ્રકાશસંશ્લેષણ વાળા chapter માં આવે છે. વનસ્પતિમાં જોવા મળે છે. એટલે crezulation metabolizm કીધું આ વનસ્પતિઓમાં જે પર્ણરંધ્ર છે.

રાત્રે ખુલે છે. રાત્રે ખુલે છે. રાત્રે ખોલતા પણ રંધ્રોને scoto active tomecha કહેવાય. scoto active છે. scoto active મતલબ રાત્રે ખુલે છે જેથી કરીને સવારે બાષ્પીભવન વધારે થાય. પરંતુ રાત્રે એવું હોતું નથી. તો એ કહે છે રાત્રે ખુલે છે. ને પણ રંધ્રો even પાપડાં ધોળ આપણને ખબર છે. opensia તો બધાએ જોયું છે. right બે પ્રકાર હોય છે. એક આવા પર્ણો અને બીજા જે હોય છે. એની અંદર સીધા હોય છે. હવે એના actually પર્ણો નથી. માંથી આજે green જોવા મળે છે. એ શું છે બેટા? તો અહીંનું પ્રકાંડ છે. તો આમાં phylong જોવા મળે છે that is પ્રકાશ સંશ્લેષિત પ્રકાંડ clear ચલો next છે. ઠંડી આબોહવા યુક્ત વિસ્તારના સત્સંગ પ્રાણીઓ તો જે ઠંડી આબોહવા વાળા વિસ્તારમાં રહે. તેમનામાં શું થાય તો બેટા એમનામાં કરવું પડે. કે temperature ખૂબ જ ઓછું હોય તો શરીરમાં temperature વધારવા ખૂબ જ ઊર્જાનો વ્યય કરવો પડે છે. હવે આમાં આપણે એક rule યાદ રાખવાનો છે. જે ઘણીવાર neet માં પુછાય છે. તો આ elans rules

એ પ્રાણીઓમાં ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો external ટાંગો થયા. બહારના ઉપાંગો થયા જેટલા ઓછા હશે. એટલું ઉષ્મા નો વ્યય ઓછો થશે. સપાટી ઘટશે. right શીલ ધ્રુવીય સમુદ્રોમાં આજે શીલ માછલી રહે છે. ત્યાં તો temperature જીરો થી પણ સીલ માછલીની ચામડી ના નીચે ચરબીનું જાડુ સ્થળ આવેલું હોય છે. જે ઉષ્મા અવરોધક છે. મતલબ કે insulator તરીકે કામ કરે છે. અને આ ચામડીના જાડા સ્તરને કહેવાય. બેટા glubber done આપણે યાદ રાખવાનું છે. Simple છે. જેમકે સીમલા જઈએ સીમલા થી મનાલી જઈએ. મનાલી થી આગળ રોતાંગ પાસે પાંચસો મીટર ની ઊંચાઈ કરતાં પણ વધારે નો ભાગ છે. ત્યાંથી પછી લઈ જવાનો રસ્તો છે. દિવસમાં જ્યારે આપણે પહેલી પહેલી વાર આવી થકાવટ થાય હૃદયના ધબકારા વધે આવું કેમ થાય. જેમ જેમ ઊંચાઈ પર જઈએ. વાતાવરણીય દબાણ atmospheric pressure ઘટે. જેના લીધે થી આ કુટુંબતા બીમારીઓ થાય છે બેટા યાદ રાખવાનું છે.

આ બંને લક્ષણો આપેલા હોય છે. કે આપણને બીમારી કે આપણને બેટા અનુકૂલન પૂછે છે. done હવે ત્યાં જે લોકો વર્ષોથી રહે છે. એમને તો રોજે રોજે આ નથી થતું. ને ધબકારા વધે થકાવટ થાય. ઉપકાર થાય ઉલટી થાય. ધીરે ધીરે તેમના body માં અનુકૂલન આવ્યા તો કયા અનુકૂલન આવ્યા oxygen ઓછું પહોંચે. એટલે થકાવટ લાગે તો oxygen વધારે પહોંચાડવા rbc વધારે જોઈએ. તો તેમની Body માં rbc નું પાદાન વધારે હોય haemoglobin ની oxygen શાંતિ ની બંધન ક્ષમતા કેવી હોય. ઓછી તે અંગોમાં વિવિધ કરી દે મુક્ત કરી દે. અને પાછો નવો oxygen લેવા જાય વાત ખબર પડી એટલા માટે oxygen શું રાખ્યું છે. haemoglobin ની ક્ષમતા શું થાય? બચ્ચા ઘટે શ્વસન દરમાં વધારો થાય છે. તેટલું શ્વસન વધે.

આર. કે બેક્ટેરિયા તો Rk બેક્ટેરિયા ખૂબ જ વિષમ પરિસ્થિતિ ઘુમા વૃદ્ધિ પામી શકે છે. કેમ એવું કરી શકે છે. કેમ કે કેમ એમાં વિશિષ્ટ

અને બેક્ટેરિયામાં આપણે ભણ્યા હતા. peptaido ગ્લાયકનની કોષદિવાલ હોય છે. પરંતુ આ આરકી બેક્ટેરિયા એવા બેક્ટેરિયા છે. જેમાં peptaid ની કોષદિવાલ હોતી નથી. પણ એમનું જે કોષ તેમાં પણ અમુક ચોક્કસ રચનાઓ આવેલી હોય છે. જેના લીધે તે જીરો degree માં પણ survive કરી શકે છે. અને evenhundred degree માં પણ ગરમ પાણીના જરામાં પણ આપણને બેક્ટેરિયા જોવા મળે છે. એમાં માછલીઓ તો aentartica માં ઓછું તાપમાન હોય છે. તો આ માછલીઓ પાસે antifreeze protein હોય. હોય જે freeze થતું નથી. જે બરફમાં રૂપાંતર પામતું નથી તો તેના લીધે થી તેમની protein ની કાર્યક્ષમતા પ્રાણીઓ હોય છે. ખારા પાણીમાં હોય છે. દરિયામાં ખૂબ જ નીચે આવેલા જોવા મળે છે. તો દરિયામાં ખૂબ જ શો ઘણા વધુ દબાણે પણ જીવી શકે છે. કેમકે તેમના protein દબાણ માં કાર્ય કરવા સક્ષમ હોય છે. next last એક છ. રણ ની ગરોળી deseart lizard તો deseart lizard માં વ્યવહારિક વર્તુળની બેટા પ્રતિક્રિયા છે. behaviroal change છે. સુવિધા યુક્ત હોય ક્ષેત્ર વિસ્તાર જ્યારે તાપમાન સુવિધા યુક્ત ક્ષેત્ર વિસ્તારથી નીચે જાય ત્યારે જ્યારે એનું તાપમાન નીચે જાય ત્યારે આ બહાર સૂર્યપ્રકાશમાં આવે છે.

તાપમાન ક્ષેત્ર વિસ્તારથી વધી જાય ત્ય રે શું કરશે? બેટા તો ત્યારે આ ગરૂડિયો પાછ ખાડામાં જતી રહે છે. લોકો એક ઘરો બનાવે છે. ખાડો બનાવે છે. જ્યારે તાપમાન વધી જાય તો ઠંડી થવા અંદર ખાડામાં જતી રહેશે. અરે તાપમાન ઓછું થઈ જાય ત્યારે તાપમાન વધારવા માટે ક્યાં આવે છે બેટા? સૂર્યપ્રકાશમાં આવી જશે. clear તો આ વર્તણુકિયા પ્રકાર થયો. આ જઈ રહ્યા છીએ. વસ્તી એટલે કે population તો આપણને જાતિના સજીવો એક જ વસવાટમાં રહે છે. અને આંતરિક ક્રિયા કરે છે. આંતર પ્રજનન કરે છે. એને શું કહીશું? વસ્તી તો બેટા વસ્તીના સવિશેષ લક્ષણો

આ સારી રીતે વિકસેલા ભૌગોલિક વિસ્તારોમાં વસ્તી રહે છે. તો વસ્તીના સજીવો એક જ જાતિના હોય. Population કરીશું. plus તેઓ એકબીજા સાથે કરવા સક્ષમ છે. right Biological

એ આપણે કોઈ weight land પાસેથી પાસ થઈએ. જ્યાં પાણી ખૂબ જ ભરેલું હોય તળાવ બન્યું હોય. ખૂબ જ કાગડા સિવાય એક કાળા કલરના પક્ષીઓ એક પાણીવાળી જગ્યાએ જ્યારે બેસેલા હોય છે. પાણીમાં તરતા હોય છે તો એને પક્ષીઓને કહેવાય કરમુંડર તો એવા પાણીવાળા વિસ્તારમાં કાદવ કિચડ વાળા વિસ્તારોમાં કર મંડળ એક વસ્તી બનાવે છે. કે કોઈ તજેલી જગ્યા છે જ્યાં કોઈ અવર-જવર નથી ત્યાં ઘણા બધા ઉંદરો છે. dumping યાદ છે. કચરા નું યાદ છે કે ઘણા બધા ઉંદરો

Microskop નું સૂક્ષ્મજીવોનું બેક્ટેરિયાનું સંવર્ધન કરીએ સંવર્ધન કર્યું હતું. એ પણ એક વસ્તી થઈ. એની બેક્ટેરિયાની ખોદની અને ઇવન તળાવ છે. કોઈ

એ સમજવા માટે જન્મ છે એ સજીવ માટે વપરાય છે. પણ જન્મદર એ કોની માટે વપરાય છે. બેટા વસ્તી વસ્તીમાં જન્મદર હોય. ઉધર શું છે. બેટા તો એ population વસ્તીનું છે. વસ્તીનું લક્ષણ છે. આ બે વસ્તુ યાદ રાખજો આ ઘણીવાર પુછાય છે. exam માં વસ્તી જુદા જુદા વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બને છે. તો વિતરણની રૂપરેખા આના માટે બનાવાય છે. સજીવો આવે પૂર્વ પ્રજનન સંઘ પ્રજનન સંઘ reproductive આ થશે. preproductive

અને third કોણ થશે. બચ્ચા પશ્વ પ્રજનન સંઘ Most reproductive વય pyramid એ જ pyramid અહીં બને છે. Expanding population કોને મળે છે. બેટા તો Productive પૂર્વ પ્રજનન શક્તિ કેમ હવે આને આપણે વિસ્તારીત કેમ કીધું. તો પૂર્વ પ્રજનન સમ suppose આપણે ગણીએ પ્રજનન ક્ષમતા જ્યારે dairy produce થાય વીસ plus year માં જ્યારે mostly youth decide કરી right સજીવો છે. પૂર્વ પ્રાચીન પ્રજનન સંઘ સજીવો જ માં convert થવાના છે. જેટલા વધારે પ્રજનન સમ સજીવો હશે. એટલા વધારે નવા સજીવો ઉત્પન્ન થવાના છે. વિસ્તારીત વસ્તી clear એ પ્રજનન સમ અને પૂર્વ પ્રજનન સંઘ સમાન હોય ત્યારે આપણે એને શું કહીશું? સ્થાયી વસ્તી કહીશું આમાં ઘંટાકાર આકારનો આપણને પિરામિડ મળે છે.

ઘટતી વસ્તી ગૃષ્ટી વસ્તી fingership કહેવાય. બંને બાજુ ઓછું અને વધારે વચ્ચે clear છે. ચલો તો આ ત્રણ આપણે વાય પિરામિડ ઈદ પિરામિડ યાદ રાખવાના છે. કે કયા case માં વધારે અંદર reproductive age વધારે હોય. એ જ રહે. પણ યુદ્ધ જ્યાં વધારે હોય એ દેશની પ્રગતિ થાય. productive india અમુક વર્ષથી એ luckiest country છે. યુથના લીધે થી એનો growth વધી રહ્યો છે. દરેક ક્ષેત્રે તમે જુઓ વિકાસ થઈ રહ્યો છે. એ આનો

Fake

વિચારવાની ક્ષમતા ધરાવતો ત્યારે તમે જાતે જ automatically દેશની પ્રગતિમાં contribution આપી રહ્યા છો. વસ્તી ગીચતા population density જેને આપણે and લખીશું. right and તરીકે દર્શાવાય છે. ચલો વસ્તી ગીચતા માપવી છે. સંખ્યા ગણી શકાય. સજીવોની કોઈ એક જગ્યા પર કેટલાક ચકલી છે. કેટલા tiger સૌથી પહેલા તો આપડે શું કરીશકીએ છીએ? શકાય છે.

અત્યારનું મુખ્ય માપન છે. સૌથી વધારે આ જ માપન વપરાય. એક example આપણને આપ્યું છે. એક મોટું વડનું ઝાડ છે. clear અને એ જ જંગલમાં ઘણા બધા એક particular ઘાસનું હું તમને ઘાસનું નામ કહું કે આપણે ncert એ શું લખ્યું છે. કે એક વડ નું વૃક્ષ અને suppose વસ્તુ ગાજર ઘાસ છે carrot ઘાસ અથવા એને કહેવાય પારકી નિયમ હવે આપણી ncert એ એવું પણ લખ્યું છે. કે આ કોંગ્રેસ ગાત પણ કહેવાય છે. આજે એક story છે. પાર્થ નિયમની કે પારખી નિયમ જ્યારે આપણું green revolution થઈ રહ્યું હતું. ત્યારે ઘઉં મંગાવ્યા હતા. બહારની country માંથી તો એની સાથે પારથી નિયમનું contamination આવ્યું. હવે government એ ચેક નતુ.

એમાં પારથી નિયમના બીજ પણ હતા. જે ખેડૂતો સુધી પહોંચી ગયા. અને એ જ ફસલ થઈ હતી. પાક થયો હતો. એમાં ઘઉં ની જગ્યાએ પાર્થિનિયમની માત્રા વધી ગઈ હતી. તો media એ create કરવા ત્યારે કોંગ્રેસ ઘાસના નામ આપી દીધું હતું. English માં બેવડ જે આપ્યા છે. તે યાદ રાખવાના છે. ગાજર ઘાસ that is carrot ઘાસ અથવા તો પારસીની right તો હવે આ કેસમાં આપણે એવું તો ના કહી શકીએ કે પાર્થિવ નિયમ સંખ્યા વધારે છે. એટલે પારથી નિયમ વધારે ગીચતા ધરાવે છે. તો આની માટે આપણે શું જોવું પડે તો આની માટે આપણે Persant cover મતલબ કે આવ્રિત વિસ્તાર જોવો પડે એ વિસ્તારમાં જે બધા રહ્યા આવ્રત કરે વધારે આવરણ બાજુમાં ધરાવે છે. એની population definition શું?

લઈ તળાવમાં એક નાનકડો ભાગ ત્યા એ લોકો ઝાડ બિછાવે અને ત્યાં એ જેટલી માછલી પકડે એ વિસ્તારને સપોસ આ બેતા તળાવ છે. ના આટલા ભાગમાં માછલી પકડી. Ex amount થઈ. અને આખો વિસ્તાર હતો. અઠ્યાવીસ હવે આને multiply કરી લેવાનો point વીસ સાથે તો આ કઈ ગીચતા થઈ બેટા સાપેક્ષ ગીચતા તો તળાવમાં માછલી ની સંખ્યા જાણવા માટે આ વપરાય છે.

વા ના આરક્ષણ ક્ષેત્રમાં વાઘ નીસંખ્યા જાણવા તેમના પગમાર્ક પગના નિશાન તથા મળ જે છે ficker palace ને પરોક્ષ રીતે કેટલા વાઘ છે. તે જાણી શકાય છે. વસ્તી ગીચતા એમની જાણી શકાય છે. વસ્તી વૃદ્ધી population growth કે જન્મદર વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન જન્મની સંખ્યા per Capita તો આને આપણે લખીશું. પર capita પર time મતલબ સજીવ સમય દીઠ ગણવામાં આવે છે. તો એક sample આપણે લઈએ આનું તો example માં હું તમને કહું કે એક તળાવ છે. એની અંદર ટવેન્ટી કમળ હતા. right એક વર્ષમાં બીજા ચાર કમળ ઉગ્યા તો બેટા આનો birth rate જન્મદર birth date અને એને આપણે કહીશું. આ વડ યાદ રાખજો બચ્ચા mentality શરૂ થશે. તો બેટા એનો જન્મ દર થશે. ફોર upon ટવેન્તોટી કેટલું થશે ફોર by ટ્વેંટી ઝિરો point ટુ

તો આટલા સમયગાળા દરમિયાન વસ્તીની નૃત્યોની સંખ્યા અહીંયા બેઠા પર કમળ આપણે આવું લખી શકીએ. જીરો point ટુ કમળ પર કમળ પર વર્ષ એક વર્ષમાં right એક વર્ષ વસ્તીમાં મૃત્યુની સંખ્યા તો example suppose આપણે લઈએ. કે ફળમાંથી શરૂઆતમાં હતી ચાલીસ એક અઠવાડિયામાં hello

ઉહ બરોબર મજામાં?

હવ મજામાં બધા ઘરના મજામાં ને? બસ બધા મજામાં ઘરે તારા બધાંની તબિયત સારી છે ને? હવ બધાંની તબિયત સારી છે. college જાય છે? હા college જાવું છુ. પણ હમણાં exam પતી ને તો પછી નહીં જાતી. ઘસાઈ ગઈ છે બરાબર અને કેવી આમ exam માં તમાર ચોરી બોરી થાય છે તમારે college માં. ના અમાર college તો બઉ strick છે યાર.

એવું જ ને college માં strick જ છે બૌ એમ strick છે. અમારે તો સારું કે college એટલે college જેવું school જેવું કઈ નઈ. એવું અહિયાં તો અમારે board માં હોય છે ને આપડે દસ બાર માં એવું strictly જ તપાસે છે. hello

એમ કૌ છુ અમારે અહિયાં દસ બાર ના જેવું strictly તપાસે ને board માં એવું જ તપાસે છે

ના ના એમ તો અમારા પેપરો તો બૌ મસ્ત તપાસે આમ check check કરવામાં. જે exam છે એમાં આટલું બધું strick નહિ હોતું normal

હા હવે તો બધી micro હોય ને એ જ લઈને આવતાં હોય અમાર તો બધાં હા અમારે બધાં એમ એવું કરતાં હોય છે પણ અમારે હવે તપાસે છે ને તો પછી નથી લાવતાં એમ ના અમારે બી skoard આવે ને બારથી કોઈ sir આયા હોય કે હું તો કઈ દે કે હેને મૂકી દેજો એમ પણ લખવાં તો દે એવું બરોબર ના અમાર તો લખવાં બી નઈ દેતા હપુચું નહિ પણ એમ તો સાર જ રહ્યાં છે બધાં

બૌ થઇ ગયું college માં તો પાસ થઇ જઈએ

હમ graduation ની degree મળી જાય એટલે બૌ ઉહ તારે ચાલું જ હશે ને college હા ચાલુ છે ને ઉહ કે હવે exam ગઈ કે હવે આવે છે કૈઈક દસ તારીકે exam છે એવું સંભળાય છે હા અમારે બી છે દસ તારીકે જ છે

તીસ marks ની આવે છે ને એ

હા હા એમાં તો કઈ વાંધો નઈ હોતો એમ

હા એ IMP એ કામ કરતાં લખવાં આપે હા તો એર્યા જ IMP આવે છે એ જ પુછાય છે ત્રણ પેપર ના question ખાસ કરીને આઈ જતાં હોય exam માં